કે આપડે report negative report બનાવીએ કે જેની અંદર બધા positive છે આ તો એમ કરીને છેલ્લે તો માંગવો જ પડશે ને ક્યાં જશે પછી એનો father તો આવું કઈ plan બનાવીએ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

સારું ચલ bye